પ્રશ્નો કરતા દાદા કપડા એકદમ સફેદ પહેરતા કે કુણ ધોઈને ઈસ્ત્રી કરી આપતું હતું દાદાશ્રી કહે હું તો આના જેવો નાનો હતો તો મારું કપડું મેં કોઈને ધોવા નહિ દીધેલું હમેશા હું મારું ધોઈ નાખતો તો હું એક આનાની ઈસ્ત્રી કરાવી લાવું જઈને ધોતી હોય તે ભઈ ધોઈ નાખે ખમીસ ભી ધોયેલું આપને બે વખત જાતે સાબુ વાળતા ની સાથે ઉજળું first class જોઈએ પ્રશ્નો કરતા એટલું હું પેલું ઉજળું થાય ને ઈસ્ત્રી વાળું પેરતો પેલો શોખ એટલે જાતે ધોઈ નાખવાનું દાદાશ્રી ઈસ્ત્રી જોઈએ ઉજળું એ જોઈએ અને તે દાડે આ પણ ખમીસ ત્રણ ચાર દાડે બદલાવતો અને હવે એ એવું તેવું નહી ને અહી જરા જવા આવવાનું નહી ને ભરત ને તો કપડા રોજ બદલાવાના એ મેલ ખરોને તે મારું ખાવું રોજ બદલાવતા તા અલ્યા ભાઈ મારું શું કરવા બદલો છો

ફેક્નારને કાઢી લીધું અને નાખી દીધું આતો જન્મથી વેરાગી નહી ક્રમથી નાની જ સત્સંગમાં એક મહાત્મા દાદાશ્રીને એમનો બત્રીસની સાલમાં પડાવેલો photo બતાવે છે અને એ photo જોઇને દાદાશ્રી કહે છે જરણા વૈરાગ્ય નથી દેખાતું આમાં પ્રશ્ન કરતા દાદા પણ ના જ હોઈ દાદાશ્રી નહી તો જન્મ થી જ વૈરાગ હોય એ તો પ્રશ્નો કરતા એ વૈરાગ્ય દેખાય નહિએ તો બહાર થી વૈરાગ હોતો જ એ તો આંતરિક વૈરાગ હોય ખબરે ના પડે ને દાદાશ્રી હા હા વેપારી લાગે છે ને ગરમ કોટ બટ પહરેલો તે આપણા રસિક ભીના જન્મ વખત નો પ્રશ્નો કરતા હા નીરુમાં કહે પ્રશ્નો કરતા ને બત્રીસની સાલનું છે તો આ એમનું જન્મ એ બત્રીસની સાલનું ને દાદાનો photo એ બત્રીસ સાલનો દાદાશ્રી કહે રાખી મેલજો આ copy જરાક સારી છે લાવો જોઈએ એ કળા વાળ બાળ બધા પ્રહ્ન કરતા ત્યારે તો કાળા જ હોય ને દાદા શ્રી

આ તે દાડે photo લેન તો બહુ વેચતા નોતું આવડતું છોકરાને તોમાં તોમા કરવા પડે આમ ખસેડી ખસેડીને આમાં આમ ધકેલે વળી પાછો આમ ધકેલે આમ કરે પ્રશ્ન કરતા હા જરા એ pose માં લાવે સરખી રીતે position માં લાવે દાદાશ્રી કહે position માં લાવવા માટે પણ છોકરા બિચારા ને આબધી position ના ના આવડે પ્રશ્ન કરતા હા ના આવડે પટિયા pant વાળું પેર માટેના શોખ દાદાશ્રી ના પેલાતો મારી મને રોગ હતો કપડા નતાનો બહુ પ્રશ્ન કરતા હા બરાબર જોઈએ દાદાને અને વાળ બરાબર ઓલવા જોઈએ બીજું જોઈએ ત્રીજું જોઈએ તે દાડે હું બઉ સરસ તેલ વાપરતો હતો એમ શેના તેલ વાપરતા હતા દાદા શ્રી સારા સારા ઊંચા તેલો છે.

vote કરો નહી પ્રશ્ન કરતા દાદા કેવો vote દાદાશ્રી કહે ઘરમાં ચિંતા ઓછી થઇ એટલે મને થયું મારું હારું આતો ફસાયા મારે શું કામનો આ vote પ્રશ્ન કરતા દાદા તમે આ પહેલેથી કરતાતા હું શું કોઈ દાડો નહી રાખેલી દાદાશ્રી કહે નાનાના પછી એ

NCRT ની series છે gioraphy ની એમાં ખાસકરીને indian gioraphy એ પૂરું કરીશ બરાબ આ તમારે એક પણ lecture miss નથી કરવાનો. મિત્રો એક પણ lecture જે છે એ miss નથી કરવાનો તમારે શા માટે હું તમને સમજાવુ હું અહિયાં તમને જે અભ્યાસ કરાવાનો છું મિત્રો એ sequance માં તમારૂ આખું indian giography પુરૂ થઇ જાય એ રીતે કરાવાનો છું. જેમકે આજના દિવસે મે કયો topic લીધો ભારત પરિચ ready બીજો topic હું લઇશ જ્યારે એ હું ભૂપૃષ્ઠ લઇ ready ત્રીજો topic જે હું લઇશ. એ લઇશ નદીતંત્ ચોથો topic હું લઇશ બરાબર એ જમીન સંપતિ અથવા તો બહુહેતુ યોજના. multipurpuse project બરાબર એના પછી હું topic જે લઇશ એ લઇશ જમીન.

વનસ્પત સમજો છો ને મિત્રો આખેઆખુ આપડે cover કર લેવાનું giography પછીનો જે હું topic લઇશ મિત્રો એ ખાસ. national park એટલે કે રાષ્ટ્રીય ઉધાન બરાબર sanctuary એટલે કે અભિયારણીય બરાબ પહી biosphere reserve બિહાર એટલે જૈવારક્ષિત ક્ષેત્રો ત્યાં સુધી આપણે જોઈશું. પછી જોશું કૃષિ પછી જોશું કૃષિ બરાબ કૃષિ પછીનો જી આપણે topic જોશું મિત્રો એ આવશે direct ઉધો અને હરો હરે આપણે ખનીજ સંપતિ જોશું એટલે ખનીજની સંસાધનો તમારો જે અભ્યાસક્રમ છે UPSCGPSC માં એ અભ્યાસક્રમ જ contunue ચાલશે બરાબર પછી આનાથી આગળ આપણે જઈએ તો પરિવહન સંચાર છે બરાબર છે એનાથી આગળ જઈએ એટલે social geography વસ્તી વસ્તી ગણતરી આવે એટલે આપણે કહીએ સાક્ષરતા નિરક્ષરતા બાળમૃત્યુદર વૃદ્ધ મૃત્યુદર એ આખેઆખું પણ કેવાનો meaning એવો કે જે તમને GPSC જેવા અભ્યાસક્રમ આપેલો છે. એ જ અભ્યાસક્રમને continue રાખશુ એમાં આજના દિવસે પેલા દેવસે આપણે ભારત તરીકે જોવાનો છે. આની પેલા એક topic જોકે મે લીધો last week માં એ રેખાંશ અક્ષાંશ છે. એ ભૌતિક ભૂગોળનો topic લીધો પણ હવે આખે આખુ indian geography આપણે અહિયાં કરવું છે NCERT નું અને એમાં તમારે મને સાથ આપવાનો છે. મિત્રો અમારુ moral ત્યાર down થાતું હોય કે તમારા તરફથી સુજાવ મળેલો હતો કે NCRTseries ગુજરાતીમાં ચાલુ કરો અને ગુજરાતમાં સૌપ્રથમ સંસ્થા છે વેબ સંકુલ કે જેન NCRTseries ગુજરાતમાં શરૂ કરેલી પણ નિહાળવાવાળા જોવાવાળા વિધાર્થીઓ વર્ગ ખૂબ ઓછો છે. હું જોવું છું આજે રાત્રે test ની અંદર કેટલા લોકો આવે test માં પણ ખૂબ ઓછા વિધાર્થીઓ હોય અરે ભાઈ આ તમારા માટે આ કરીએ છીએ તો તમે atleast test માં તો આવો બરાબર

જે વિધાર્થીઓને ઘણા બધ doubts છે એ વિધાર્થીઓન humble request છે કે તમે લોકો test મા live આવો એટલે તમને કાઇ પણ query હો on the sport તમે જેત faculty ને પૂછી શકો આ અમારો તમને એક આગ્રહ છે. કે આવું તમે કરો ready તો clear હોવું જોઈએ મિત્રો આ બધા topic આપણે cover કરવાના છે step by step હરે એક week માં એક lecture મારવા આવશો બરાબર જરૂર પડશે તો આપણે બે lecture પણ ગોઠવીશું પણ અત્યારે એક lecture આપણું આ આવે છે આપણને ખ્યાલ હોવો જોઈએ અને till end maximum આપણે cover કરવાનો પ્રયત્ન કરવો જોઈએ ફરી પાછું તમારે સાથ આપવાનો છે maximum like કરવાનું છે maximum share કરવાનું છે બરાબ maximum વિધાર્થીઓ અમારી સામે live હોય ત્યારે પણ આમરું ઉત્સાહ જે છે એ વધે છે બરાબર અને એ ઉત્સાહ તમારે વધારવાનો છે. તમારે મદત કરવાની છે. બરાબર ચલો જોઈએ મિત્રો yes એ પેલા મિત્રો અત્યારે આપણે અત્યાર સુધીની સૌથી મોટી offer ચાલે છે. પડાપડી અને એ છ દિવસ માટે છે. બરાબર એટલેકે તેર માર્ચના રોજ આ પડાપડ offer જે છે એનો અંત આવવાનો છે મિત્રો. બરાબર તમે જોઈએ શકો કે મોટા ભાગના course છે બારરાબર એની અંદર અત્યાર સુધી તમને જે discount મળેલુ હતું એ બધા કરતાં અત્યારે સૌથી વધુ છે. ત્રણ month માટે છ month માટે બાર Month માટે general course તલાટી ટેટ ટાટ constablePSImission GPSC મિત્રો આટલી આવડી મોટી offer ફરી પાછી નથી આવાની એટલે જે વિધાર્થીઓ બાકી હોય બારાબર એ એક વાર આ જોઇલો તમને યોગ્ય લાગે તો તમે આ purchase કરી શકો છો બરાબર ચલો એનાથી આગળ જઈએ સૌથી પેલા આપણે જોવું છે ભારતનું સ્થાન મિત્રો ભારતનું સ્થાન કે ભારતનું સ્થાન છે વિશ્વની અંદર કયા છે? ભારતનું સ્થાન છે મિત્રો એ વિશ્વની અંદર કયા છે? આ શું છે વિષવવૃત છે આ શું છે વિષવવૃત છે. આ શું છે કર્કવૃત છે આપણે last lecture માં પણ જોયુંતું આ

આ zero અંશ અક્ષાંશ છે. આ ત્રેવીસ point પાંચ ઉત્તર અક્ષાંશ છે ત્રેવીસ point પાંચ દક્ષિણ અક્ષાંશ છે. તો મિત્રો સૌથી પહેલા તો તમને પ્રશ્ન થાવો જોઈએ કે જુઓ સાવ base થી સમજાવું છું જે વિધાર્થીઓ fresher છે એના માટે બઉ ખુબજ ઉપયોગી છે. સૌથી પહેલા તો એ વિચાર આવો જોઈએ કે વિશ્વમાં ભારતનું સ્થાન કેવળુ છે? કયા આવેલું છે? એનું ક્ષેત્રફળની દ્રષ્ટિએ કેટલામો rank છે વસતિની દ્રષ્ટિએ કેટલામો rank છે? તો વિશ્વની અંદર આમ જોવા જઈએ તો ઘણા બધા દેશ છે પણ United Nation ના સભ્ય થ્યા હોય એવા એકસો ત્રાણુ ચોરાણું આશરે એકસો ત્રાણુ ચોરાણું દેશ છે એવું આપણે સમજી લઈએ.

આ વિસ્તારની અંદર ભારતનું સ્થાન છે. આ વિસ્તારની અંદર ભારતનું સ્થાન છે તો આ કેવો ભારત કેવાય ઉત્તર પૂર્વ ગોળાર્ધ આને આપણે કયા નામથી ઓળખીએ છીએ ઉત્તર પૂર્વ ગોળાર્ધ અને આમ જોવા જઈએ તો ઉત્તર ગોળાર્ધ પશ્ચિમ પૂર્વમાં પૂર્વ ગોળાર્ધ આ આપણ ને ખયાલ હોવો જોઈએ. એમાંથી કયું અક્ષાંશ એવું છે જે ભારતમાંથી પસાર થાય છે. અગત્યનો અગત્યનો બાકી તો ઘણા બધા પસાર થાય છે. બારાબર આઠથી લઈને સાડત્રીસ સુધીના અક્ષાંશો પસાર થાય છે. અગત્યનું કોઈ અક્ષાંશ કોઈ પસાર થતું હોય તો ભારતમાંથી તો એ કયું છે. કર્કવૃત એ આપણને ખ્યાલ હોવો જોઈએ કર્કવૃ હવે ભારત દેશ છે એ કેટલા અક્ષાંશ અને કેટલા રેખાંશ વચ્ચે આવેલુ છે?

exact આપણે આકૃતિ Draw નથી કરવ તમને સમજાઈ જવું જોઈએ. આ કન્યાકુમારીવાળો question આપણે લઈએ છીએ. આ રીતના તમે કરો એટલે exact ભારતનો વિસ્તાર તમને મળે બરાબ exact ભારતનો તમને વિસ્તાર મળ જોઈએ તો ભારત દેશની શરૂઆત આ અક્ષાંશથી આ રેખાંશથી થાય છે. પૂર્ણાહૂતિ બારાબર એટલે કે આ પહોળાઈની વાત થાય છે પશ્ચિમથી પૂર્વ પૂર્વથી પશ્ચિમ બરાબર તો એની અંદર આપણે એવું કહી શકીએ કે અણસાઈઠ રેખાંશથી લઈ અને સત્તાણુ સુધી બરાબર પાંછડની મિનિટ અત્યાર પૂરતી ન યાદ રાખો તો ચાલશે exact જે ક્યારેય નઈ પૂછાય one two લેવલે તો નથીજ પૂછાતું અણસાઈઠ Degree થી લઈને સત્તાણું Degree સુધી ભારત દેશ છે એ આવેલો છે આ એની શું થાય પશ્ચિમથી પૂર્વનો જે ભાગ છે એ છે તો ઉત્તરથી દક્ષિણની અંદર એ કઈ રીતના છે. એ પણ ખ્યાલ હોવો જોઈએ. બરાબર છે.

રેખાંશ આઠ Degree થી ચાલુ કરી અને સાડત્રીશ Degree સાડત્રીશ Degree ઉત્ત અક્ષાં થઈ ગ્યાં આઠથી લઈને સાડત્રીશ બરાબર હવે જો કન્યાકુમારી ની બદલે થોડા નીચે જતા ર્યો અથવા આ બાજુનો તમે વિસ્તાર જુઓ તો અહિયાં છેલ્લે જે આવેલું છે એ છે ઇન્દિરા Point જે ભારતનું સૌથી અંતિમ સ્થળ છે એ છ Degree એ આવેલું છે. આશરે કેટલા છ Degree ઉત્તર અક્ષાંશ આ સૌથી પહેલા ખબર હોવી જોઈએ પેલા આ ખબર હોવી જોઈએ કે વિશ્વમાં ભારતનું સ્થાન કયા છે? પછી ભારત દેશ છે એ કેટલા અક્ષાંશ અને કેટલા રેખાંશ વચ્ચે આવે છે? બરાબર તો કે કેટલા રેખાંશ વચ્ચે છે અણસાઈઠ Degree થી લઈ અને સત્તાણુ બરાબર પૂર્વ રેખાંશની વચ્ચે છે. બરાબર હવે કેટલા અક્ષાંશ વચ્ચે પેલા રેખાંશ હવે અક્ષાંશ વચ્ચે છે તો કે મુખ્ય ભૂમિ ભાગ છે આઠથી લઈને સાડત્રીશ વચ્ચે અને જો કન્યાકુમારીને તમે Add કરો બરાબર છે તો છ થી લઈ અને સાડત્રીશ Degree સુધી છે છ થી લઈ અને સાડત્રીશ Degree સુધી છે સૌથી પહેલા આ ખબર હોવી જોઈએ. Ready એમાં સૌથી અગત્યનો એક અક્ષાંશ પસાર થાય છે ભારતમાંથી અગત્યનો બરાબર એ અક્ષાંશ તમને ખ્યાલ છે. જેને આપણે કયા નામથી ઓળખીએ છીએ કર્કવૃ કયા નામથી ઓડખીએ છીએ મિત્રો કર્કવૃત તરીકે ઓળખીએ છીએ આ કર્કવૃત જે છે એની દક્ષિણે આવેલો ભાગ જે છે આપણે ઉષ્ણકટિબંધ કહીએ છીએ. ઉષ્ણકટિબંધ અને કર્કવૃતથી ઉપર આવેલો ભાગ છે એને આપણે શું કહીએ છીએ સમક્ષીતોષ્ણમ. એ ભાગને આપણે કયા નામથી ઓળખીએ છીએ મિત્રો સમક્ષીતોષ્ણ તરીકે ઓળખીએ છીએ. આ પેલા એક ખ્યાલ હોવો જોઈએ બરાબર ઉષ્ણકટિબંધ અને સમક્ષીતોષ્ણ આવો કોઈ Question પૂછાય.

પણ એક આ કર્કવૃતના આધારે કહીએ છીએ અત્યારે આ આ આપણને ખ્યાલ હોવો જોઈએ મિત્રો દક્ષિણમાં આવેલું સૌથી અંતિમ બિંદુ આપણેને કે દક્ષિણતમ બિંદુ તો એ આપણને ખ્યાલ હોવો જોઈએ જેનું નામ છે ઇન્દિરા Point મિત્રો એનું નામ શું છે ઇન્દિરા Point ઇન્દિરા Point કે જે પેગમિલિયણ Point તરીકે પણ ઓળખેછે પેગમિલિયણ અથવા પિગમિલિયણ પણ કહી શકો પિગમિલિયણ Point તરીકે ઓળખાય છે આ સૌથી દક્ષિણમાં આવેલું સ્થળ છે સૌથી ઉત્તરમાં આવેલું સ્થળ પણ કદાચ પૂછે તો આવશે ઇન્દિર call ઇન્દિરા call ઓલુ ઇન્દિરા point છે. દક્ષિણતમ અને ઉત્તરતમ છે ઇન્દિરા call હવે ઇન્દિરા call ઇન્દિરા point પણ યાદ રાખવાનું call નો અર્થ થાય ઘાટ સ્થાનિક ભાષામાં શું થાય અર્થ ઘાટ અહિયાં તમે કોઈપણ ઘાટના નામ સાંભળેલા હોય હિમાલયની અંદર બરાબર છે જોજીલા ઘાટ છે કારાકોરમ ઘાટ છે તો ઘાટના સ્થાનિક લોકો શું કેશે call એના ઉપરથી નામ પડ્યું ઇન્દિરા call સૌથી પૂર્વીય બિંદુ કે તો કયું આવે વાલાન્ગુ જે અરુણાચલ પ્રદેશમાં આવે છે અરુણાચલ પ્રદે વાલાન્ગુ કયા આવે અરુણાચલ પ્રદેશમાં સૌથી પશ્ચિમી સ્થળ કે તો અહિયાં આવે જેનું નામ છે શેરક્રિક શે ક્રિક શું નામ છે? શેરક્રિક આ આપણને ખ્યાલ હોવો જોઈએ શેરક્રિક શેરક્રિક વાલાન્ગુ ઇન્દિરા call અને ઇન્દિરા point અંતિમતમ બિંદુ છે ભારત દેશ સૌથી અંતિમતમ બિંદુ આ ખ્યાલ હોવો જોઈએ ભારત દેશની અંદર મિત્રો બે રીતે આપણે ભાગ પાડશું ભારતના બે રીતે અલગ અલગ બે રીતે જોશું એકતો ભૌતિક અથવા ભૌગોલીક વિભાજન એનું. કઈ કઈ રીતના અલગ અલગ અ વહેચાયેલું છે તો શું શું ભારત દેશમાં આવેલું છે પર્વત છે ઉચ્ચપ્રદેશ છે અ તટિય મેદાન છે મેદાન છે દ્વીપ સમૂહો છે મલુસ્થલીય છે બરાબર અને બીજું રાજકીય અથવા પ્રશાંશનિક આ રીતના આપણે આગળ વધવાનું છે. ભારતમાં આવેલું સૌથી અગત્યનું અક્ષાંશ તો તમને ખબર પડી ત્રેવીસ Point પાંચ ઉત્તર અક્ષાંશ કર્કવૃત તો એક એ પણ યાદ રાખજો રેખાંશ અગત્યનું અને એ રેખાંશનું નામ છે બીયાસી Point પાંચ પૂર્વ રેખાંશ કે જેના પરથી ભારત દેશનો સમય નક્કી થાય છે. બિયાસી Point પાંચ પૂર્વ રેખાંશ ઉત્તરપ્રદેશના મીરજાપુરમાંથી પસાર થાય છે. છટ્ઠા ધોરણન NCERT માં લખેલું છે ઉત્તરપ્રદેશના મીરજાપુરમાંથી પસાર થાય છ આ બિયાસી Point પાંચ પૂર્વ રેખાંશનો સ્થાનિક સમય છે. એને આખા ભારત દેશનો પ્રમાણ સમય માણવામાં આવે આ યાદ રાખજો એને આખા ભારત દેશનો પ્રમાણ સમય માનવામાં આવે છે. આમ Total ઓગણત્રીસ જેવા રેખાંશ છે ભારતમાં. ભારતમાં કુલ કેટલા રેખાંશ છે મિત્રો? ઓગણત્રીસ જેવા રેખાંશ આવેલા છે. આ આપણને ખ્યાલ હોવો જોઈએ કદાચ question પૂછાય કે કર્કવૃત અને બ્યાસી point પૂર્વ રેખાંશ બ્યાસી point પાંચ પૂર્વ રેખાંશ અહિયાથી પસાર થાય છે કર્કવૃત કર્કવૃત બરાબર કર્કવૃતની અંદર શું લખશુ ત્રેવીશ point પાંચ

કર્કવૃત અને બ્યાસી point પાંચ પૂર્વ રેખાંશ કયા છેદે છે તો યાદ રાખજો છત્તીસગઢમાં

એવોજ પ્રશ્ન પૂછાય કે બ્યાસી point પાંચ પૂર્વ રેખાંશ એ કયા રાજ્યમાંથી પસાર થાય છે તો અહિયાં યાદ રાખવાનું તમારે સૌથી પહેલા આવશે ગુજરા પછી રાજસ્થાન પછી મધ્યપ્રદેશ પછી આવે છત્તીશગઢ પછી ઝારખંડ પશ્ચિમબંગાળા ત્રિપુરા અને મિઝોરમ આટલા રાજયોમાંથી કર્કવૃત પસાર થાય છે બરાબર same to same question તમને પૂછે કે બ્યાસી point પાંચ પૂર્વ રેખાંશ અને બ્યાસી point પાંચ પૂર્વ રેખાંશ

MP છત્તીસગઢ જો ભેગા થઈ ગયા બે UPMP છત્તીસગઢ પછી ઓડીસા અને આંધ્રપ્રદેશ કેટલા રાજ્યમાંથી પસાર થાય પાંચ રાજ્યમાંથી આ કેટલા રાજ્યમાંથી પસાર થાય છે? આઠ રાજ્યમાંથી બંને એક બીજાને છેદે તો એ રાજ્ય કયું તો કે છત્તીસગઢ આટલા point ખાસ યાદ રેવા જોઈએ. આમાં એક સૂત્ર પણ છે કર્કવૃતને યાદ રખાવમાં માટે મમ્મી

ready એની અંદર મ for મિઝોરમ મ for મધ્યપ્રદેશ એક આ મધ્યપ્રદેશ બીજું આ મિઝોરમ ready પછી ગુજરાતીમાં ગુજરાત જ એટલે ઝારખંડ ર એટલે રાજસ્થાન બરાબર ત એટલે ત્રિપુરા છ એટલે છત્તીસગઢ બરાબર છે પછી પ એટલે પશ્ચિમબંગાળ થઈ ગયા આટલા ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, પશ્ચિમબંગાળા, ત્રિપુરા અને મિઝોરમ આ રીતે તમે યાદ રાખી શકો મમ્મી પણ ગુજરાતી છે અને યાદ રહે મમ્મી પણ ગુજરાતી છે આ સૂત્ર ધ્વારા તમે શું યાદ રાખો છો કર્કવૃત સાથે સંકળાયેલા રાજ્યો કયા છે. કર્કવૃત સાથે સંકળાયેલા રાજ્યો કયા છે. તમારે યાદ રાખવાનું છે કર્કવૃત સાથે સંકળાયેલા રાજ્યો પશ્ચિમથી પૂર્વમાં કયા છે updated question આ પૂછાવાની સાંભવના પૂરેપૂરી બરાબર તેમાં તમે લખી શકો સૌથી પહેલા પશ્ચિમથી પૂર્વમાં તો પેલા નંબર પર આવે ગુજરાત બીજા નંબર પર રાજસ્થાન ત્રીજા નંબર પર મધ્યપ્રદેશ ચોથા નંબર પર છત્તીસગઢ પાંચમા નંબર પર ઝારખંડ છટ્ઠા નંબર પર પશ્ચિમબંગાળા સાતમા નંબર પર ત્રિપુરા અને આઠમાં નંબર પર મિઝોરમ આવો પ્રશ્ન પૂછાય updated કે નીચે આપેલા રાજ્યોને પશ્ચિમથી પૂર્વમાં ગોઠવો નીચે આપેલા રાજ્યોને ઉત્તરથી દક્ષિણમાં ગોઠવો આવો પ્રશ્ન છે બ્યાસી point પાંચ પૂર્વ રેખાંશમાં પૂછાય. UP પહેલા નંબર પર MP બીજા નંબર પર છત્તીસગઢ ત્રીજા નંબર પર ઓડિસા ચોથા નંબર પર આંધ્રપ્રદેશ પાંચમા નંબર પર આને ઉત્તરથી દક્ષિણમાં ગોઠવવાના પૂછે તો આ બે point મિત્રો આપણને ખાસ ખબર હોવી જોઈએ Ready ચલો થોડુંક આપણે PPT માં જોઈએ ફરી પાછું Board work કરાવીશ હવે ભારતનું સ્થાન જે છે એ તમે જોવો તો ઉત્તરમાં હિમાલયમાં આવે Main દક્ષિણમાં હિન્દમહાસાગરનો આવે પશ્ચિમમાં અરબસાગર આવે અને પૂર્વમાં બંગાળાની ખાડી આવે એના વચ્ચે ભારત સ્થિત છે વિશ્વમાં સ્થાન ખબર પડીને ઉત્તરપૂર્વ ગોરાર્ધ કેટલાથી કેટલા અક્ષાંશ વચ્ચે આઠથી લઈ અને સાડત્રીસ અક્ષાંશ કેટલાથી કેટલા રેખાંશ વચ્ચે અણસાહીઠથી લઈને સત્તાણુ રેખાંશ વચ્ચે આ વિશ્વમાં ભારતનું સ્થાન છે ભારતમાને ભારતમાં બરાબર છે કયા આજુ બાજુના પ્રદેશો છે તો અરબસાગર એટલે ભારતના ભાગ રૂપે કહેવાય જ બંગાળાની ખાડી ભારતના ભાગ રૂપે કહેવાય જ હિન્દમહાસાગરનો ભાગ એ થોડોક આવે જ તે હિમાલયનો ભાગ પણ આવે તો હિમાલય ઉત્તરમાં હિમાલય દક્ષિણમાં હિન્દમહાસાગર પશ્ચિમની અંદર અરબસાગર પુર્વની અંદર બંગાળાની ખાડી તેના વચ્ચે આપનો ભારત દેશ છે એ સિધ્ધ છે એ ખ્યાલ હોવો જોઈએ. ભાઈ ભારત દેશનું ક્ષેત્રફળ આશરે કેટલું છે? તો કે બત્રીસ point આઠ લાખ વર્ગ કિલોમીટર બત્રીસ point આઠ લાખ એવું આપણે કહી શકીએ કે ક્ષેત્રફળ છે આ જે છે NCERT નો Data છે. ઉત્તરથી દક્ષિણની લંબાઈ કેટલી છે ઉત્તરથી દક્ષિણની તો કે બત્રીસો ચૌદ કિલોમીટર કેટલી આવશે બત્રીસો ચૌદ કિલોમીટર બરાબર પશ્ચિમથી પુર્વની લંબાઈ કેટલી છે ઓગણત્રીસો તેત્રીસ કિલોમીટર Ready ભૌતિક વિભાજન તમે કરો બરાબર એટલેકે ભૌગોલિક પ્રદેશો ભારતમાં કયા કયા આવેલા છે? પ્રશ્ન થાય આપણને ભૌગોલિક પ્રદેશો ભારતમાં કયા કયા આવેલા છે તો તમે અહિયાં જોઈ શકો

અને એ topic જે છે એ છે ભારતનો ભૂપૃષ્ઠ ભારતના ભૂપૃષ્ઠમાં તમે જોશો મિત્રો ભારતના ભૂપૃષ્ઠમાં પર્વતીય પ્રદેશ છે ઉચ્ચપ્રદેશ છે મેદાની પ્રદેશ છે તટિય મેદાનો છે દ્વીપસમૂહો છે મળસ્થલીય પ્રદેશો છે. આ તમામ પ્રદેશો આવેલા છે Ready એનાથી આગળ જઈએ જળવાયુ વન્યજીવો વનસ્પતિની સાથે ભાષા અને સંસ્કૃતિમાં પણ વિવિધતા જોવા મળે છે. તો કે ભારતની અંદર જળવાયુ

એનું એનું જે Tone છે એનો લેકો છે. એ દક્ષિણ ભારતના લોકો હોય તેઓનાથી અલગ હોય ઉત્તર ભારતના લોકોના રીતિ રિવાજ રહેણી કરની ભાષા બોલી પહેરવેશ પોશાક એવીજ વસ્તુ દક્ષિણ ભારતમાં અલગ હોય. અને એમાંય ઉત્તર પૂર્વીય લોકો જેની તો સાવ અલગ હોય અટલે જ કેશે કે ભારત દેશ છે એ વૈવિધ્ય સફળ દેશ છે સફળ દેશ છે અને ગુજરાતી તરીકે ભારતીય તરીકે હું મિત્રો તમને એક વાત જરૂરથી કઈશ.

અથવા કોઈ particular એવું સ્થળ છે કે જે ભારતમાં નથી અને તમારી ઈચ્છા છે જે જોવા જાવું તો વાત અલગ છે બાકી જો તમારે ખાલી ફરવુંજ હોય અલગ અલગ સ્થળો બરાબર કોઈ specific તમે નક્કી ના કર્યું હોય આવુજ ફરવું છે બરાબર તો એક Example તરીકે તમને એમ થાય કે ભાઈ દુબઈની અંદર જે છે બરાબર દુબઈની અંદર જે રણ આવેલું છે એ રણની અંદર તમારે સવારી કરવી છે ઊંટની બરાબર ત્યાં car ચલાવી છે. તોન યા car ચલાવાથી લઈને આખેઆખી જે છે સફારી desert છે એ અહિયાં ભારત દેશમાં એવું નો શક્ય થાય તો તમાર દુબઈમાં જવાય કારણકે તમારો કોઈ Special Goal નથી કે આવોજ ફરવું છે બરાબર એવો Goal છે ખાલી ફરવું છે અલગ અલગ જગ્યાએ તો ભારતમાં એટલા સ્થળ છેને કે તમે જીવનના છેલ્લા શ્વાસ સુધી ફરશોને તોય ખૂટવાના નથી એટલા સ્થળો છે યાદ રાખજો ક્યાંય જાવાની જરૂર નથી. શા માટે વિશ્વના અન્ય દેશોની અંદર જઈ આવા જવાનો ખર્ચો કરવો ન્યા આ રૂપિયા કરતાં એનો dollar વધારે જે છે પૈસાદાર હોય તો આપણે વધારે ખર્ચવા better છે કે એક દોડ ભારત દેશની અંદર આપણે ખર્ચીએ બરાબર તો ઈ ભારતીય લોકો પાસે જ રેશે અને આપણને સસ્તામાં પણ પડશે બરાબર અમેરિકાની અંદર એક લાખની અંદર બે દિવસ ફરાતું હશે તો અહિયાં એક લાખની અંદર ચાલીસ પચાસ દિવસ ફરાઈ જાશે બરાબર એ વસ્તુ matter કરેશે. ચાલો એનાથી આગળ જઈએ હા Last માં તો personal choice છે હર એક વ્યક્તિની ભારત ઉત્તરી ગોરાર્ધમાં સ્થિત છે કર્કવૃત રેખા લગભગ મધ્યભાગમાંથી પસાર થાય છે આ કર્કવૃત રેખા છે. You can see it બરાબર? ભારતની મુખ્ય ભૂમિ આઠ degree ચાર મિનિટથી ઉત્તર અક્ષાંશથી સાડત્રીસ degree છ મિનિટ ઉત્તર અક્ષાંશ અને અણસાહીઠ મિનિટ અણસાહીઠ degree સાત મિનિટ પૂર્વ રેખાંશ પૂર્વ રેખાંશ સત્તાણુ અમ અ degree

કચ્છ અરુણાચલ પ્રદેશ વાલાંગુણું ગણ ગણું અંતર છે બે કલાકનો આશરે તફાવત રેશે મિત્રો તેથીજ ગુજરાતની અપેક્ષાએ અરુણાચલ પ્રદેશમાં સૂર્યોદય આશરે બે કલાક વેલો થાય છે આશરે બે કલાક વેલો થાય છે બ્યાસી point પાંચ પૂર્વ રેખાંશને ભારતનો માનક સમય માનવામાં આવે છે પ્રામાણિક પ્રામાણિક સામે માનવામાં આવે છે લેખે બ્યાસી point પાંચ પૂર્વ રેખાંશ નો જે સથીંક સમય હશે કે સમગ્ર ભારતની અદર લાગુ પડસે બરાબર જે તે સમય વિશ્નિ level એ નીયમો બનાએલા હતાં એના અણુ સધા છે. બ્યાસી point પાંચ પૂર્વ રેખાન છે ભારતનો માનક સમક માનવામાં આવે છે ભારતનો કુલ ક્ષેત્રફળ પણ વિશ્વના વિશ્વના ક્ષેત્રફળા બે point ચાર ટકા છે બરાબર આપનો ભારત દેશ છે બે point ચાર ટકા ભારત ક્ષેત્રફળની દૃષ્ટિએ વિશ્વનો સાતમો સૌથી મોટો દેશ છે, સાતમો. એક થી છ કયા છે તે આપણને ખ્યાલ હોવો જોઈએ. હવે આમ મેં એક સુત્ર બનાયવું છે. આપણી book આવશે. બરાબર વેબ સંકૂલ એમાં પણ છે. yes મિત્રો અ વેબ સંકૂલની અંદર મોટા ભાગના શિક્ષકો છે એ ખૂદ પોતે લેખક પણ છે. ને આપણે સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર એક કહેવાત છે કે લેખકો પાસે ભણવાની મજા કઈક અલગ જ હોય એ દસ દસ પંદર પંદર Refrence book માંથી અલગ અલગ Refrence book માંથી Net ઉપરથી UPSC book માંથી સારમાં સારો ડેટા લઈને બુક બનાવી હોય અને feculty તમને ભણાવવામાં આવે ત્યારે તમારા funds ખૂબ જ સારી રીતે Clear થાય Corner Level ના કોઈપણ Question એમને પૂછો આવડતા હોય છે મિત્ર હેં તેવી જ એક Geography ની Book આવતી Indian Geography ની એમાં લેખક તરીકે દર્શીત ગોસ્વામી નામ લખેલુ હસે. બરાબર અને હું પોતે બરાબર તો એની મજા કાંઈક અલગ છે મિત્રે Ready હવે આમાં મેં એક સૂત્ર બનાવ્યું છે. તમને એકેય book માં જોવા નહીં મળે.

ક્યુ સૂત્ર છે. એક થી સાત દેશ તમારે યાદ રાખો ને તમે વિશ્વના તો રકાય થે ચા

અને બાહો અને ભાવોને આપી બાહો અને બાહો ને આપી આપીએ અથવા પીવડાવીએ કોઈપણ પીવડાવીએ વધારાનો શબ્દ છ હજૂજ રક્કાએ ચા બાહો અને અને ભાવોને આપી હવે તમે અહીં જોઈ શકો. ર અટલે શું થાય એટલે કે rusia પહેલા ક્રમ ઉપર બરાબર રકા કા એટલે canada સૂત્ર બનાય્વુ છે સરસ છે મિત્રો યાદ રાખજો રકાએ એ એટલે america રકાએ રકો એક વ્યક્તિ છે રકાએ ચા ચા એટલે china રકાએ ચા કોને આપી તો કે ભાહોને આપી બાઓ ભાઓ એટલે બ્રા ઝીલ australia માં ઓ brazil, australia રકાએ ચા બાઓ અને ભાવોને આપી ને તમે આ રીતે બ્રાઓ ક્યો તો એ ઉપરથી તમને યાદ આવે કે brazil કેવા માંગે છે બરાબર બાઓ અને ભાઓને આપી ભાવો માં ભ એટલે શું થાય ભારત અ અટલે શું થાય argentina ready તો આ ખાસ રકાએ ચા બાઓ અને ભાવોને આપી. આ રીતના યાદ રાખશો એટલે તમને વિશ્વના એક થી આઠ ક્ષેત્રફળી દૃષ્ટિએ કયા દેશો છે એ Easily તમને યાદ રહી જાશે ક્ષેત્રફળની દૃષ્ટિએ કયા છે Easily તમને યાદ રહી જાશે. ભારતની થળસીમા પંદરહજાર બસ્સો કિલોમિટર થળ સીમા બરાબર અહીંયાથી start કરી અને આ જ્યાંથી થળ સીમા છે.

ત્રણ પ્રકાર અનુભવ, મહાવિલ કે પ્રયત્ન કરી ને અગાવ આપડે જોયું કે પ્રાણી કે માણસ પરિવર્તન પર જાય છે તે જો અનુભવ, તાલમ કે મહાવિલ ના કાલ ને નો થાય તો તેનું સંપાદિન શિક્ષણ નો કરી શકાય જો વર્તમાન માં થતો પરી પરિવર્તન પરિવર્તન ને કારણે જોવા મળતું હોય તો તે મનોવિજ્ઞાન પરિભાષા એને શિક્ષણ કય શકાતું નથી દાખ્લાતારીકે બાળકે પણ ચાર મહિના થતા રાતે પથારીમાં ઊંધો પડતા શીખે છે કે પથારીમાં પગ હલાવીને ખસતા શીખી જાય છે તો તેને રોંજીદા ભાષા માં બાળક નું ઊંધું પડવું પડતા શીખી ગયો કે પથારી માં ખસતા ખસતા શીખી ગયો તેવું કહી શકાય પરંતુ બાળકના આવેલા આ પરિવર્તન તેને શિક્ષણ ની પરી પકન કાલ ને જોવા માલતા હોવા થી મનોવિજ્ઞાન અને શિક્ષક તરીકે શીખવાલ સ્વીકારવું નથી આજ પ્રમાણે ખુબ ખુબ જ ચા લ ચાલવાથી કે દોડવાથી પગ

શક્તિ થોડા સમય માટે ઘટી જાય તો પગ આડા અવળા થય છે તેજ લીધે પગ તો હાડકું તૂટી જવાથી લાગો લગડાનું થી કયા હોય કે કેફી લોયુ ના કારણે વર્તન પરિવર્તન જોવા મળતું હોવાથી હોય તો તેને શિક્ષણ નો જ કય શકાય પરિવર્તન થવું પરિવર્તન પછ મન માં થયું પરિવર્તન એક પણ બાબત નો શિક્ષમ ત્યારેજ કેવાવ કેવાય જયારે તેમનેજ વ વર્તન હોય તેમ પરિવર્તન જોવા મળે દાખલા તરીકે બાળકે પોતા જયારે પેલી વાર સાયકલ ચલાવતા આવડતું નો હોય એ એ એટલે જેવો સાયકલ પર બેસીન પડી સાયકલ ચલાવાનો પ્રયત્ન કરે કરે તા તારે પડી જાય છે આમ વારંવાર પ્રયત્ન કરતા કરતા તેને ધીમે ધીમે સાયકલ પર બેલેન્સ રા તા અને પેડલ માર મારવા સાથે આગળ વધતા અવડી જાય આમ વારંવાર મહાવી એલો કરવાથી તે સાયકલ ચલાવી શકે છે આમ આ ઉદાહરણ શિક્ષણ એ વર્ત વર્તમાન નું પરિવર્તન છે તેમ થાય છે સાપેક્ષ કાયમી પરિવર્તન સામાન્ય રીતે અપડે લીધેલું મોટા ભાગ નો શિક્ષણ સાય અથવા કે ઘણા લાંબા સમય સુધી તકી લેવો લેનાર હોય છે આમ સંભળ

છેલ્લા ટૂંકા સમય ટૂંકા ગાળા નો ફેરફાર એ શિક્ષણ જ નથી અ અગાવ થી ન જ ઉદાહરણો આજ કરી શકતો થાક ઉત ઉતારી જવો જે કે પગ પછી પગ નું હાડકું સાંધા સાંધા વગર વળી ને વ્યક્તિ ને સામાન્ય રીતે ચાલી શકે છે માટે તે શિક્ષણ નથી આમ વ્યકતિ એ વર્તમાન તાત્કાલિક હોન

કયારેક અને સાપેક્ષ કાયમી હોય તેવા પરિવર્તન જ શિક્ષણ તરીકે સ્વીકારે છે આગળ ના ઉદાહરણ સરભર માં જ સમજયીએ તો બાળક જયારે પેલી વાર સાયકલ ચાલવાનો પ્રયત્ન કરે ત્યારે પડી જાય છે તો થોડા દિવસ મહા પછી પોતાની જાતે સાયકલ જાતે સાયક આ સાયકલ ચલાવી ને જતો શીખી જાય છે જેને સાપેક્ષ કાયમી ફેરફાર કેવાય છે આપડે કેવી રીતે શીખવી છે શિક્ષણ પ્રત્યે પ્રારંભિક ખ્યાલ મેળવ્યા પછી મુખ્ય પ્રશ્ન એ થાય છે કે પ્રાણી કે માનવી એ કોઈ પણ બાબત નું શિક્ષણ મેળવું છે કે કેવી રીતે આ પ્રશ્ન નો અન્ય વિધાન વિજ્ઞાનિક સંશોધન માટે પુરી પડે છે અને અનુશન્ધાન થયેલા કેટલાય સંશોધએ અને પ્રયત્ન માનવી અને પ્રાણી ઓને શિક્ષણ પ્રાપ્ત કરી વિષે માહિતી પુરી પડે છે